બોટ નો હરો આવી જોવું અવ મન તો realmebads ગમી realme નો હારો આવી બારશો રૂપિયોન માલી હી કોઈ વધાર મૂગો આવતો નહિ realme નો બારશો રૂપિયા ન જ મળી હાલ તો price વધી જી હશે લાગ પદરસો થઈ જી હશે એવું હ ન ઇ મન અન પેલું કોક કેતો ખબર હ કોક લાયો તન realme નું

પઇસા વશુંલ લાયા અજી કણે વાપરું હું કોઈ થુંયુ નહી ઇએ કન sound અજી કણ એવોન એવોન હી પાશો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 મુતો કવ તન લાંબો વોય તો realme નોજ લવરોય ભાઈ earphone મો તો realme હારું આલ મતલભ બોટ તો આખું અલગ જ વસ્તું હ પણ એ realme આછા ભાવ મો realme વસ્તું હારી આપ બોટ ના compare મો એવું હ realme ઓંસા ભાવ મો આલ બોટ અમુક વસ્તું સસ્તું બોટ એ આપહ એવું ખબર હ થોડા સમય શું ખબરહ બાશો ચારસો રૂપિયા add કરી નાખોન તો પાહી realme વસ્તુ ની જ વસ્તુ લેવરાય કારણ ક realme નું quality હારી આવ હાલ જે દવા વખત પઇસા આ બા દે પેલા એક આબા નહિ ન બાકી બોટ ની qualite તો આવજ હ પણ realme એ realme જ છ યાર એતો જોઈ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

બરાબર ચાલ લાયા માર તો મોચોમ થી લાંબુ હોય તો પેલું amazon મોથી giftcards મળું હ લાયા ઓવ લાયા ચતલા mb નું મલુ હ તન એતો લાયા હાજર ક પદ્સો નું મળું શ પણ એતો અમુક range હુડી વસ્તુ લેતો જ લેવાનું હોય ક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

ઈલ ઈમો ચેવુક તો પોચ હાજર રૂપિયો ની વસ્તું લોય ન તો ના એરુ ના peletarpeletar વાળું

પણ સસ્તું થઇ ન આઈ જાય બરોબર પહી કલાઈ લેવાનું હું વોધો હ આપડ પણ પઇસા હોય તો જ ભરવાનું ક એ જ મુકો હવ સીડી પહી પેલી imagedowd થાય બીજું કોઈ ના હારું હેડ માર અપા હાલ બોલાવી હી પહી હુતન સોન્તી થી phone કરું

Hello hello good afternoon Good afternoon શું કરી રહી છે?

સાથે જમવા મને એવું, કોલ કર્યો હોત તો હું આવતી ને તારી સાથે જમવા. યાર મને એવો ખ્યાલ નહોતો કે તારે જમવાનું હશે એટલા માટે. કેવું ચાલે ઉત્તરાયણ? ઉત્તરાયણ ની તૈયારી કેવી છે? ઉત્તરાયણ ની તૈયારી સારી છે. સારી છે કપડાં લાવાના છે ન્યુ ક્લોથસ લાવાના છે? હું તો લાવા જવાની છું.

ઓલું ડી માર્ટ છે ને ત્યાં જવાની છું મોલ છે ને ત્યાં. હું પણ ત્યાં જવાની હું બાપુનગર અહીંયાં ડી માર્ટ છે ને. ત્યાં જવાની છું. ત્યાં તો મસ્ત મસ્ત કપડાં મળે છે યાર. હા ત્યાં કેમકે ત્યાં છે ને ક્વોલિટી સારી હોય છે. અને બધુ છે ને ત્યાંથી જમવા માટેનુ બધુ લાવાનુ છે. બદામ, કાજુ અત્યારે શીયાળો આયો છે ને હા અત્યારે ડ્રાયફ્રુટ ખાઈએ તો વધારે સારુ રહે આપડા માટે. હા ડ્રાયફ્રુટ એવુ લાવવાનુ છે પછી બીસ્કીટ એવુ લાવવાનુ છે ને એટલે એટલે પછી હા પપ્પા ફરવા જવાના છે એટલે એમના માટે પપ્પા કહે છે કે તુ કપડા લેવા જાય ત્યારે લેતી આવજે મારા માટે. મે કીધુ કે કપડા લેવા જઉ ત્યારે જ સાથે બધુ લેતા આઉ ને વારાફરથી ત્યા વારે ગડીયે કેટલી વાર જઉ ને આઉ. સાચી વાત છે હુ પણ લાવાનુ વિચારૂ છુ કપડા નવા

હુ તો અત્યારે તો હુ ડ્રેસ લાવાનુ વિચારૂ છુ નવા ડ્રેસ છે ને અત્યારે નવા નીકળ્યા છે ખબર છે ડ્રેસ. જે નીચે થી ફુલ ઘેર મા હોય છે ને પછી ઉપરથી ટોપ ટાઇપ હોય છે ને એ મસ્ત લાગે સરારા? હા સરારા કહે છે ને એ હા એ લાવવાનુ વિચારૂ છુ અત્યારે તો ના મને તો મારા ઉપર તો સરારા એવુ કઈ સારુ નથી લાગતુ એટલે મારા પર જીન્સ ટોપ એજ વધારે સારુ લાગે છે ટી-સર્ટ એવુ એટલે હુ તો ખાસ કરીને ડ્રેસ ને એવુ પહેરતી નથી બટ જીન્સ ટોપ

સાચી વાત છે એતો જેના પર જે શુટ કરતુ હોય જેને જે ગમે તે લાવે. સાચી વાત છે. હુ અહીયા થઈ જોબથી આ જોબ મા છે ને હાલ્ફ ડે ભરીને જવાનુ વીચારતી હતી લાલ દરવાજા મે કીધુ લાલ દરવાજા હા લાલ દરવાજા ઘણુ મોટુ માર્કેટ છે બઉ મસ્ત માર્કેટ છે મે પણ બઉ સાંભળ્યુ છે મારે પણ જઉ છે એક દિવસ

સાચે મા જ કેમકે એમે અમે છે ને જોબ થઈ પાંચ વાગે છુટીએ છીએ પાંચ વાગે છુટીએ અ અ પછી બસ છ વાગે આવે છે

હા ટાઈમ નથી રહેતો ટાઈમ નથી રહેતો સાચી વાત છે. એના માટે તો પર્સનલ ના બે દિવસ પાડીએ ત્યારે કામ થાય હા એટલે મારે પણ કપડાની ખરીદી કરવી છે અને અમારે તો મેરેજ આવે છે એટલે પછી બધી સાથે જ ખરીદી કરવાની વિચાર છે હા યાર બધા બધા ભેગા થઈને કંઈક

સાચી વાત છે એટલે શુ મેરેજ આવે છે મારા કાકા ના મેરેજ છે ને એટલા માટે હા ok આ ઉત્તરાયણ આવે છે મને તો ડર લાગે છે કેટલા પક્ષીઓ નુ જે નુકસાન થતુ હોય છે જે ને પણ હા હા ડ્રાઇવીંગ કરતા હોય ને ત્યારે તો કેટલુ વચ્ચે દોરીઓ હોય છે તો ગળે પણ કેટલા ને લાગે છે ન્યુઝ મા કેટલુ જોવા મળે છે અને પક્ષીઓ ને સૌથી વધુ નુકસાન થાય છે તો એ ના સારુ કહેવાય અત્યારે તો ઉત્તરાયણ આવશે ને ત્યારે પક્ષીઓ નુ કંઈક ને કંઈક કરશે જોજો જોજે તુ કારણ કે એમને કેટલુ નુકસાન થાય પતંગ ચગાવે બધા બટ એમને તો એમની મસ્તી મા હોય ને પક્ષીઓ ને કેટલુ નુકસાન થાય એમને

મે જોયુ એક પક્ષીઓ તો ખરા જ પણ એક જે બાઈક વાળો જે જતો હશે જે એને એના છોકરાને આગળ બેસાડ્યો હશે તો આગળ બેસ્યો તો ને તો જે દોરી નથી આવતી પતંગ ની સડન્લી એમને અહીંયા થી ગળે થી દોરી વાગી. યાર કેટલુ એ દુખદ ભરી ઘટના થઈ કહેવાય કેટલુ અમારે ત્યા એક રહે છે ને એમને પણ એવુ થયુ તુ એ ડ્રાઈવીંગ કરતા હતા તો એમને તો ખ્યાલ નહી અત્યારે તો પેલુ લગાડી દેવુ જોઈએ આગળ બાઈક મા બાઈક ચલાવતા હોય ને તો પેલુ એ અત્યારે સ્ટેન્ડ નહી નીકળ્યુ એ લગાડી દેવુ જોઈએ તો એમને નહોતુ લગાડયુ તો એ આમ ડ્રાઈવીંગ કરતા હતા એમને ખ્યાલ રહ્યો નહી અને પતંગ આવતો હશે સામેથી આમ ના ત્યાંથી તો એમનો તો જીવ જાતો જાતો રહી ગયો કારણ કે આમ ન નાક ની ઉપરથી નીકળી ગઈ દોરી તો ઉતરાયણ આમ તો મજા આવે છે ચીકી ખાવાની હોય શેરડી ખાવાની હોય મજા નવા નવા

કપડા પહેરવાના મને તો જ્યારે ઉતરાયણ આવે છે મકર

અને ફઈ ને જમવ બોલાવીએ છીએ અને ફઈ નું આખું કુટુંબજમવા આવે અમે દર ઉતરાયણ પર બોલાવીએ હા તમે પન બોલાવો અમે પન બોલાવીએ છીએ ભેગા મળીને જમવાની કેટલી મજા આવે

અને આમય અમારે તો મારા ફય ના મારા ફઈ ની છોકરી ઑ છે તે ખાસ કરી ને અમારા ઘરે નથી આવતા એક ફઈ જઙ્ઘેડા રહે છે અને એક તો આમરા બાજુ માં જ રહે છે ઍટલે ખાસ કરી ને જે જોડે રહે છે એ ફઈ વધારે આવે છે પેલા જઙ્ઘેડા વાળા ફઈ છે આટલું ખાસ કરી ને નથી આવતા ઍટલે એમની છોકરી ને છોકરા ખાસ કરી ને નથી આવતા અમારા ઘરે બિચારી આવે ઍટલે કોક દિવસ એ જોઈએ એમ જોઈએ ને ઍટલે બોવ મજા આવી જાય અને બોવ બધી યાદગીરી ઑ યાદ આવ જાય જ્યારે ગામડે જ્યે છે marriage માં ત્યારે તો બોવ બધા movement ઑ યાદ આવી જાય છે તમે બોવ બધા બોવ દિવસે ભેગા થઈ ને ત્યારે તો નાનપણ તો શું અમારે ગામડે છે ને મુસલમાન લોકો વધારે રહે ઍટલે એ લોકો ના ગામ માં તો કેવું ફાફડા બટ્ટર ફાફડા બટાકા સેવ મમરા પાતરી આવે છે એ બધુ ખાવાની આટલી મજા આવી જાઈ ને ભેગા મળી ને આટલી મજા સાચી વાત છે અમે પણ મજા કરીએ અમારા cousins બધા ભેગા થાઈ ને અમારા ફઈ ની છોકરી ઑ અને ભાણી ઑ બધા ભેગા થઇ ને બોવ મજા આવે અને ગામડે સૌથી વધારે તો ગામડે જ મજા આવે અને જ્યારે બધા ભેગા મળી ને એક બીજા ની ઉડાવીએ ત્યારે કેટલી મજા આવે અમુક ની સહન કરવાની શક્તિ હોય તો સહન કરી લે ગુસ્સે થઇ જાય કા રડી જાય એવું થાય સાચી વાત છે અને ગામડે તો આ વખત એ ગામડે આમરે જવાનું છે ગામડે બીજા મહિના નાઅંત માં લગન છે ને લગ્ન છે ને મારા કાકા ના marriage છે ને ઍટલે જવાનું છે ઍટલે બધા ભેગા થાશું ઍટલે મજા આવશે અને marriage માં તો કેટલું મજા આવે એકબીજા ને પેલું રંગ પીઠી કરે છે ત્યારે એકબીજા દોડતા હશે એકબીજા પાછળ

હમ છોકરી ન marriage હોય ત્યારે પણ કેટલું દુખ થાય મમ્મી પાપા ને એની મમ્મી ને બધા ને

બોલ તારે કોઇ ન marriage નથી અત્યારે તો marriage ની season ચાલી રહી છે

અમારે પણ એવું જ હોય છે જ્યારે marriage આવે છે ને તો બધા ના સાથે આવી જાય છે અને જ્યારે નથી આવતા ઍટલે કોઈ ના નથી આવતા અને અને બધા ના સાથે આવે ને ઍટલે કેવું હોય પાછું બે દિવસ

અને પછી આપણે થાક ઉતારીએ નહિ તો આપણે બીમાર પડી જાય અને બીમાર પડી જાય અને પછી marriage બીજા enjoy ના કરી શકીએ ને એમના અમારે કેવું હતું મારા ફઈ ના છોકરા ના marriage હતા ત્યારે મારા ફઈ ના છોકરા ના marriage પતે એના બે દિવસે મારા કાકા ના હતા એ કાકા ના પછ લગ્ન enjoy ના કરી શક્યા એમના પત્યા પછી મારી બે મારી ફઈ ની ભાણી ના marriage હતા ઍટલે બધા સાથે જ હતા એક મહિના માં જ ચાર પાંચ marriage હતા સાથે આવ્યા હતા એમાં એવું થાય કે સાથે આવે ઍટલે આટલી બધી મજા ના આવે તો શું આપણે એક મહિના માં એક marriage હોય નેતોઆનંદ કરી શકીએ સાચી વાત છે બોલ બધા friends જુદા થઇ ગયા તમે class માં હતા એ બધા મળો છો તમે friends બધા મળીએ છે પણ કોક કોક દિવસ મળીએ છીએ આટલું બધુ કઈ મળવાનું નથી થતું અમુક લોકો બોલે અમુક લોકો ના બોલે એવું થાય છે

હમ એવું થાય બધા પોત પોતાનુ career બનાવે ઍટલે બધા ના રસ્તાઑ અલગ અલગ થઈ જાય બધા અલગ field પકડે ઍટલે પછી કોઈ કોલેજ કરે તો કોઈ nursing તો કોન્સ્ટેબલની તૈયારી કરે એવું કઈક કરે હા અને અમુક લોકો બીજી કોલેજ માં ગયા બધા અલગ થઈ જાય જે જોડે રહે એ રહે જાય બાકી બધા અલગ થઈ જાય પછી બહું દિવસ પછી friends થઇ જાયએ તો પછી રડવાનું આવી જાય છે friends સિવાય તો કઈ છે જ નહિ મજા ક્યાંય friends માં બધ શેર કરી શકીએ છે એમ આપણે કોઇ આપણ ને તકલીફ હોતી હોય તો friend આગળ આપણે કહી કે explain શકીએ હા friends આગળ મમ્મી પાપા પછી તો friends હોય કે જેને આપણે બધુ આપણે friend હોય કે જે ને આપણું બધુ વાત કરી શકીએ આપણી બધી જ મમ્મી પાપા ને શેર કરીએ તો અમુક વાર હા અમુક વાર મમ્મી પાપા ને પણ ના કઈ શકીએ ઍટલે આપણે આપણું friends હોવા જરૂરી છે અત્યારે તો friends વગર કઈ જ નથી અને લગન માં કેટલું મસ્ત સરસ સરસ જમવાના હોય જમવાની કેટલી મજા આવી જાય friends સાથે ફરવાની પણ કેટલી મજા આવે friends સાથે enjoy કરવાની પછી

સાચી વાત છે enjoy પણ કરવાનું પણ એવું નહિ કરવાનું કે આપણો time waste થાય ને જે આપણ ને નુકશાન કરે એવું enjoy નહિ કરવાનું

બોલ તારે કેવું ચાલે છે study માં

તે આગળ કાઇ વિચાર્યું છે ના અત્યારે તો કાઇ વિચાર્યું નથી પણ હવે વિચારીશું થોડા સમય માં study continue કરુંને ચાલુ કરું તો વિચાર આવે કે શું કરવું મારે આગળ તો તારે કોન્સ્ટેબલ નું ફોર્મ નથ ભરવા ના કોન્સ્ટેબલ માં મને actually માં interest નથી ઍટલે કે આમ તો સારી જ છે એ પણ મારી height ઓછી છે ઍટલ વ્યાજ નથી Interest પણ છે પણ height નો હોય તો પછી તૈયારી કરી ને શું ફાયદો આમ તો તે આર્ટસ લીધું છે તે સારું જ છે કેમ કે આર્ટસ માં શું પેલે થી આપણ ને એવા બધ subjectt આવી ગયા હોય છે કે જે આ પણ ને government job માં હા એમા એમા help થાય સાચી વાત છે સમાજશાષત્ર એવા ઘણા બધા મસ્ત મસ્ત subject છે અને મારે accounts, state આવે છે જે આપડે બેંકમાં હા બેંકમાં help થાય એના થી તમારે field માં તમે જાય શકોમાં બેંકમાં help થાય પછી ચાર્ટર એકાઉન્ટ બનવું હોય CA આમાં પણ help થઈ જાય

અને આમરે તએ LLB કરી શકી વકીલ બની શકીએ પછ કોન્સ્ટેબલે બની શકીએ teacher બની શકીએ ને એ બની શકીએ અમારે એ બધુ સહલું રે તમારે પછ sarcastic બની શકીએ CA બનવું હોય તો પછી મેહનત કરવી પડે પૂરે પૂરી કરવી પડે હા નહિતર પછી કરિયાના ની દુકાન માં બેસવું પડે CA ની તૈયારી ચાલુ કરી દેજે તું સૌથી સારી job લાગે છે મને તો સૌથી સારું છે મને તો IIM માં જવાની ઈચછા indian institute of management માં મારા ફુવા ત્યાં job કરે છે હા ok

આમ મે કીધું તો સહી મારે એવો કોઇ વિચાર છે નહિ તો શું કરે તારી બેન તારી બેન ના marriage થઇ ગયા ના મારી ના marriage નથી થયા મારી બેન તો એમ કે છે કે goverment job લેશે ને પછી જ marriage કરશે એ પણ goverment job મળ્યા પછી પાંચ પછી કેમ કે એમ વિચારે છે કે government job લયીને marriage કરી લિયુ ચુ તો મમી પાપા ને સુ ફાયદો થાય આજે સુધી એમ ને થોડું તો અમે રહેવું જોઈએ તો marriage કરી ને છોકરી સાસરી માં જતી રહી અને ત્યાં જ રહે પછી. મમ્મી પપ્પા ને થોડું હોય કે મારી છોકરી જોબ જશે.

સાસરીવાળા સારો બની ગયા તો સારું ભાગે તો અત્યાર ના જમાના માં જવા શે પણ એ છોકરી

પણ અત્યારે તો most offly બધા જવા દેશે. બધા ના mind ઉપર જાય કે કોના ઘરે શું ચાલે છે એ રીત ના હોય. એ વાત સાચી છે અત્યારે બધા જાવજ દે છે પણ અમુક લોકો એવા હોય છે કે જયારે સબંધ કરવાની હોય ત્યારે લોકો એવું કહે છે. હા, જોબ કરવા દેશો કરવા જશે ને marriage થાય ને એ પછી ફરી જાય છે અને job નથી કરવા દેતા એવી પ્રોબ્લેમ થાય છે અને ત્યારે ની છોકરી. અમુક નથી કરવા દેતા તો પછી. દિવસ લેવા તૈયાર થઈ જશે. પણ જવાબ નથી. હા સાચી વાત છે આપણા માટે આટલી બધી મહેનત કરવાની એ પછી પાછળ થી સાચી વાત છે. હું તો એજ વિચારું છું જો આપણે ભણીએ છીએ એવી રીતે હું બધાને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે ના એલોકો પણ ભણીશ એટલે તો અત્યારે તો છોકરીઓ છે ને એક વાર ફેલ થાય તો તો એમ ના મન માં એવું ફિટ કરી છે કે હવે બીજીવાર એક્જામ નથી આપવાની but અત્યારે કેતા નથી હવે જે હાર માની ગયાં માની ગયા પછી એક બે વાર તો ફેલ થવા નું ફેલ થાય. પછી તો આગળ વધાય ને પછી તો ખબર પડે કે આગળ તૈયારી કરવી છે. ફેલ થઈએ ત્યારે જ ખબર પડે કે આપડી લાઇફ માં કઈક કરવું જોઈએ. આપડે બધી વસ્તુ આપણે ઝીલી મળે છે ને જ્યારે આપણે વસ્તુ ની કદર ન થાય તો આપણે ફેલ થઈએ ત્યારે આપણે તેની કદર થાય ને એની વધારે એનાથી પણ વધારે તૈયારી કરવી જોઈએ. પણ મારા ભઈ ના તેવું નશે મારો ભાઈ એટલા એમજ વિચાર્યું. કે ના બારમાં માં મતલબ દસમાં માં પાસ થઈ ગઈ છે. એને. પોતાની મક્કમ કરી ને વિડિઓ કે ના હું ગમે તે કરીશ જો પાયો છે

પાકો નથી પણ કાચોજ઼ છે મન મક્કમ રાખ વું જોઈએ. આપડા ખુદા ખુદ ના ઉપર જ confidence હોવો જોઈએ ને આપણે ભલે આપણને ના આવડતું હોય તો પછી લઇ but આપણે ખુદ નો જ confident હોય તો પછી કઈ રીત ના થાય? તેના નસીબ સારા કહેવા તો કોરોના આવ્યો હતા તો દસમા માં પાસ થયો

પ્રમોશન ત્યારે તો mostly કે પ્રમોશન મળે છે. લોકો but અમુક જેને મહેનત કરેં છે જે હોશિયાર છે એને બધા આમ તો બધા ને પાસ કરી. એમના માટે સારું કેવાય બધા એમ ને એવું જ કરતા હશે કે એ લોકો તો એમ ને પ્રમોશન મળ્યું but એમને પણ થોડી મહેનત તો કરીજ હસે ને ભલે એને એક્ષામ નથી આપી પણ એ વાંચતો તો હશે ને ઘરે એક્ષામ ની તૈયારી તો કારતોજ હસે ને But એના કિસ્સો માં તે જોયું હશે કે કર્યું એમનું શું જતું હશે

complete જ કઈ રે complete જ કરી રે અને તો twelfth માં કોરોના આવી રહીયો છે હા સાચી વાત છે. કોરોના પાછો આવે છે નો આવે તો સારી મહામારી તો બહુ જ ખતરનાક હતી રે તો કે યાદ કરી ને તો પણ રડવાનું આવી જાય છે. સાચી વાત છે. કોરોના માટે બહુ બધા ની હાલત. ખરાબ થઈ ગઈ. આપડા જેવા મધ્યમ વર્ગના વધુ મધ્યમ વર્ગના લોકોને વધુ જે બિચારા મિડલ ક્લાસ ના નહી. તો કઈ નહિ એમ આપણા જેવાને એટલે કોરોના કોરોના બધા લોકોને હેરાન થયા છે કેટલી બધી problem થઈ રહી છે આવતો ત્યારે લોકોને એક ગામ થી બીજે ગામ જવુ હોય

પછી કોઈ friends આપણે friend પણ નથી મનાતા મળી શક્યા. સાચી વાત છે. કઈ બાર પણ નોતા જાયી સકતા અત્યારે તો પેહલા કરતા સઘળું સારું છે.